દસ માં ધોરણ નું LC marksheet અને diploma ની બધી આપડી result અને એની એની ઓલી પેલી પેલા બે certificate આવે છે એ પછી final certificate ફોટા વાળું ઓલું સાદું આવે છે એ એ બઈ ની xerox ઉ અને original original મેં તો નોતું પણ xerox ઉ છે ને ઈ તો ત્યારેજ online નું હતું નય કાય મેતો corona પેલા કઢાવ્યું હતું ત્યારે online એવું કય હતું નય હવે હવે form બોરમ ભરીને fill up કરીને બધું વસ્તુ ગાંધીનગર address ઉપર courier કયરી હતી અત્યારે ઈ લોકો નો return આવે જે courier એમાં કઈ letter બેટર તો તમે તમારું license અલગ ખાલી એક અલગ કરી લ્યો આ જગ્યા એ થી office એ થી કે જયારે બે યા original documents ને બધું લઈને જવાનું છે એટેલે ઈ લોકો verify કરી પછી તમને license આપડી દે ત્યાં ને ત્યાં એટલે નયા ખાલી એક signature કરવી પડે જ્યાં આપડે બીજું કઈ એમ process નથી આવતી અને આવે તો છે ને online થય ગયું છે હવે તો online submit કરવાનું છે ને online ઈ એનેઈ fee હે ઈ online pay કરવાનું આવે છે હવે થી તમને થોડીક time માં તમને mail આવે નો અને ઈક આડ અઠવાડિયા ની અંદર એનો mail આવે છે ઈ તમને પછી verification માટે બોલાવશે જે તે જીલ્લા ની office હોય ત્યાં હહ અમારે ત્યાં તો નજીક માં જગ્યા લાગુ પડતી હતી address નું જી તમરુ જે permanent address ને નજીક નો જે જીલ્લો લાગુ પડે ત્યાં તમને બોલાવશે verification માટે

હા ચાલ ને ઈ તો license માટે apply તો કાલ morning માં તો કરી નાખું છું હા અત્યારે શું છે મારે એક uncle છે ને એને મને નાનો એવો project દીધો છે એમાં એવું છે ક power tools ની એક shop નાખે છે એનો કોઈ freind

એને કઈ રીતના costing કેવું છે એમ આપડે plan લઇ લઈએ કેમ કે એક project હાથ માં આવે છે એટલેજ મેં તને call કર્યો છે project આપડા હાથ માં આવે છે તો આપડે શરૂવાત કરી દઈએ ભલે job આપડે ચાલુજ રાખીએ આપડે night night માં work કરતા રયશું એમ હતાને મને કી વાંધો નથી હા એટલે મારો એવો વિચાર છે કે startup કરીએ પેલા uncle ની એની સાથે વાત કરી લ્યો કે uncle શું કેવા માંગે છે કઈ રીત ના છે તે site જોતો આવું કે એને કઈ રીતના છે અને video ને photo અને બધું પાડીને તને હું મોકલું કે કઈ રીતના બધું છે એમ ને પછી આપડે વાત કરીએ કે પછી costing દઈએ અત્યારે હું એની પાસે થી time લઇ લવ છું મને થોડુક time આપો હું તમને estimate આપું, નીકળીને તમને કૌ કેમ કે અત્યારે આપણને market માં idea નથી કે material ના શું ભાવ છે ને શું છે અને material ઈ આપવાના છે કે આપડે purchase કરવાનું છે કી ઈ કઈ મારી પાસે idea નથી એમ એટલે એક વાર હું તેને મળી આવું તો આપડે સારું રેશે એમ હા sure મળી ને પછી discuss કરીએ કે હુ કરવું અને હું નય પછી નો discussion કરવું પડે એમ છે કે કેટલો load use કરવાના છે ઈ પ્રમાણે આપડે એ લોકો નું GEB માં form fill up કરે ત્યારે કેવું પડે કે અમારે અયતલા load ની demand છે અત્યારે એટલે plus માં રાખીને કેવું પડશે એમાં minus

સારું ચલ તો હું વાત કરીને બધું જાણીને પછીજ હું તને call કરી પછીજ આપડે વાત કરીએ

હા

નથી કરી દેતી હકીકત તો એ છે કે સતત ફરિયાદ કરવાની સાથે કોઈ જાજો કોઈ જાજો સમય ગાળો ગાળવા નથી ઇચ્છતું સિવાય કે બીજા ફરિયાદ કરનારાઓ એ સાચું કે કે ક્યારેય તે કયારેક ને ક્યારેક તો આપણે બધા ફરિયાદ તો કરતા જ હોઈએ છે. અગત્યનો સવાલ

તો તમારા મિત્રો સગાસંબંધીઓ અને સહકાર્યો પૂછી જુવો તેઓ તમને જણાવશે હું જયારે ફરિયાદની વાત કરું છું ત્યારે તમે કેટલીક વખત કોઈ problem solve કરવા માટે તેની ચર્ચા કરતા હોવ તો તેની ફરિયાદ નથી ગણાતો એ તો constructive છે.

તેઓ તેમાંથી કંઈક posotivity મેળવી શકે તેને પણ હું ફરિયાદ નથી કેહતો આપણે બધા એક સાથે આપણા અનુભવો સારા અને માઠા બંને

આપણા લોકોમાં એક એવી આદત છે જેને તેની પાસે પોતાની બીમારીની વાત કરવાની જવાદોને આ પીઠના દુખાવાથી તો હું ત્રાસી ગયો છું અથવા કેટલા વર્ષોથી દવા કરું છું આ તો તેમ મને તૂટતું જ નથી અથવા કેટલાક વર્ષોથી દવા કરું છું પણ આ સ્નૈઝતો મટતું જ નથી જેવી તમે કદાચ સાંભળ્યા છે. કેટલાક તો વળી કેટલા ઊંડાણ માં જઈને પોતાની બીમારીનું ખુબ વિગત વાર વર્ણન કરે છે જાણે કે કોઈ વૈશ્વિક તાકાત હોય છે. તમારી office કે કાર્યના સ્થળે પણ સહસકાર્ય પોતાની આવી ફરિયાદ તેમજ સાંભળીયે છીએ હવે તમને પેટમાં ખુબ દુખતું હોય તો પણ હું શું કરી શકું બહુ તો સહાનુંભૂતી વ્યક્ત કરી શકું. અથવા કોઈ દવા લેવાનું સૂચન કરી શકું આવી કોઈ દવા લેતી કે ડોક્ટર પાસે જવું કે લાંબા સમય સુધી કોઈ તબીબી ની સમસ્યા હોય તો લેબોરેટરી ટેસ્ટ કરવા આ બધું કરવાનું તો તમારે જ છે ને તો પછી મન કઇને શો ફાયદો મને કહેવાથી તમારો problem solve તો નથી થતો ઉલટું એના વિશે વારેવારે લોકોને કહી ને તે વધુ મજબૂત બનાવો છો અને વધુ નબળા પડતા હોય છે અને વધારે બધાના મૂડ પણ બગાડો છો. પરિણામે એ લોકો વહેલામાં વહેલી ટકે તમારા માંથી ભાગી છૂટશે પોતાની દયા ખાવ ખાનાર વ્યક્તિ પોતાનું શુખદ દાબાદ પડે છે. બીમારી વિશેની ફરિયાદ ની વાત આવે ત્યારે ઘણા તો તમારી ફરિયાદને અધવચ્ચેથી જ કાપી નાખે કાઢીને પોતાના રોદડાં રોવા લાગે છે તેમને થયેલા ફ્લૂના વાત તમે હાજી શરૂ કર્યા હોય ત્યાં તો તમારો મિત્ર કહે છે અરે તો કઈ જ નથી મને તો ફલૂ થયો હતો ત્યારે તો મને એકસો ચાર ડિગ્રી તાવ હતો. ડોક્ટરે કહ્યું હતું થોડો મોડો hospital આવ્યો હોય તો આ case ખલાશ હતો. કોઈ બીજાને કહો કે તમને પગ કે પીઠનો દુખાવો ભયાનક ત્રાસ છે અને થોડી જ સેકંડોમાં પોતાની દુઃખદ ભરી દાસ્તાન શરૂ થઈ દે છે ફરિયાદ કરનારાઓ આ રમત ના champion હોય છે તેમને તકલીફ હંમેશા તમારાથી મોટી હોય છે પરસાબ તમારી પ્રગતિની રુકી દે છે એ ચાલે ફરિયાદીઓ બીજો favouite વિષય હોય છે હવામાન જેવો વરસાદ પાડવાનો શરૂ થાય છે કે તેટલા જ લોકો કેહવા મને છે અરે આ વરસાદ અત્યારે જ મુરત આવ્યું મારે મારા client સાથે અગત્યની meeting છે અથવા ઉનાળામાં ગરમીઓ ભારે પડતી હોય તો એટ્લો ત્રાસી ગયો છું કે રહેવાતું જ નથી હકીકતમાં પોટ પોતાની season માં વરસાદ ને ગરમુ જરૂરી છે અને આપણે એ જાણીએ છીએ કે

તે બાબતે પણ આપણે કાબુ તેના વિશેના શબ્દો અને શક્તિનો બગાડ કરવો અથવા કરો કેટલાક લોકો ને સાવ સામાન્ય બાબતોમાં ફરિયાદ કરવાની ટેવ હોય છે. દાંત પેલો ડોક્ટર વેટર દસ મિનિટથી આ તરફ ફરક્યો પણ નથી અથવા મારા જેવો જ આપણા જીવન ભરમાં એવા પડકારો આવતા હોય છે આવી નાની નાની બાબતો માં તો લક્ષણ પણ ન થઈ જય છતાં તમે તમારી આવી સામાન્ય વાતો ને બિન જરૂરી મહત્વ આપો છો ત્યારે તમારા વિશે એક બાબત બિલકુલ સ્પષ્ટ થાય છે કે એ તમારી ખરેખર problem આવશે ત્યારે તમે તેનું ઉલ્લેખ કરવા માટે ભાગ્યે જ કઈ કે કરી શકશો ફરિયાદ કરવા માટે તેની પાસે ઘણા કારણો હતા કેટલાક વારસો પછી હું મારી office માં બેઠો હતો.

હું કબુલ કરું છું કે એ વખતે હું પોતે ફરિયાદ ના મૂડ માં હતો એજ વખતે પેટ્રો દાખલ થયો હજુ એની માંડ વીશેક વર્ષ ની ઉમર છે અને છ એક વર્ષથી અહીં આવ્યો છે તે એક company માં કામ કરે છે કે જે લોકોના ઘરે office માં cleaning નું કામ કરે છે તમે positive attitude ની વાત કરવા ઇચ્છતા હતો તો

દસ લાખ વધુ લોકોના બે ઘર થયા તેની પેટ્રો એ મને વાત કરી પેટ્રો એ મને કહ્યું કે મેં તો માતાપિતા અને ભાઈ વતન માં જ છે અને તેઓ એ પણ ખાતરી નથી કે હજી તે જીવિત છે એમનો સંપર્ક કરવાનો જ શક્ય નથી એ બધી વિસ્તાર ની બધી જ ખાતરી નથી અને જીવિત નથી સંપર્ક કરવા સાથે વિસ્તાર ની બધી જ phone line નો નાસ પામી છે પેટ્રો એ કહ્યું કે અને દરોજ એના કુટુંબમાં ખુબ જ વિચાર આવ્યા કરે છે આપનો કુટુમ જીવિત પણ છે અને નહિ આપણ ને ખરા હોય ત્યારે આપણી કેવી દસ થાય પેટ્રો એ વધુ માં વધુ કહ્યું કે પોતાના વિસ્તાર માં અસર ગ્રસ્ત લોકો માટે અનાજ વગેરે એકઠું કરી રહ્યો છે રાહત સંથથાઓ સાથે સક્રિય પાને કામ કરી રહ્યો છે પોતાના ખુદ ના problem પર રડી રહેવા ના બદલે અન્ય લોકોને રાહત પોહ્ચાડવા નું કામ કરી એની સાથે વાત કાર્ય પછી મન ભારે લાગ્યું આ પ્રસ્નો એની સરખામણીમાં સાવ સામાન્ય હતા અને હું કેટલો નસીબદાર ચુ કે મેં ફરિયાદ કરવાનું છોડી દીધું બાકીના દિવસે મેં ખુબ જ positive mood અને attitude ની સાથે પ્રસાર કર્યું થોડા અઠવાડિયા પછી પેટ્રો ફરી મને મળ્યા અને ચેહરા પર એ જ મોહક સ્મિત હતું અને જબર જસ્ટ તમામ સભ્ય જીવતા જ ખરાબ સમાચાર એ હતા પૂર્ણ કારણે બધું જ ગુમાવી દીધું છે અત્યારે કોઈને રાહત શિબિર માં પીવાનું ચોખ્ખું પાણી પણ સહેલાઈથી મળતું ન હતું રોગચાળો ફાટી નીકળ્યો હતો બધું જ ગુમાવી દે અને નવે સારથી શરૂ કરીએ મોટો પડકાર છે હું તો એની કલ્પના પણ નહિ કરી શકું પેટ્રો પાસે ફરિયાદ કરવા ઘણા કારણો હતા પરંતુ એને કરતો ન હતો અને જાણે

દ્રષ્ટિકોણથી જોવો પેટ્રો એ આપેલી બીજી એક વાત છે કે જે તે જીવનમ મેં જોયું કે ફરિયાદ એવો કરનાર દરેક વસ્તુ એ તેનો યોગ્ય passions જોઈ શકતા નથી તેઓ તેમનો problem અને અનેક ઘણા મોટા કહી જોવે છે પણ positive માણસો સરસ attitude માણસો જીવન માં મહત્વનું શું છે

શિવના માથે ચંદ્ર કેમ અહમ છોડી કેવળ વજનીય તરીકે સ્થિર થવું અલગ છે. રાજવાના પલ્લાઓ પર હુમ ઉચ્ચ નીચ કરવું અલગ છે મનુષ્ય જન્મે એ પછી થોડા સમય બાદ પોતાને અન્ય મનુષ્ય સાથે સરખાવતો થાય છે. પોતે અન્ય મનુષ્ય જેવો છે ને અન્ય મનુષ્ય પોતાના જેવા છે અને એ બંને સમજવર કરતી જાય છે મનુષ્યને થાય છે કે એ બધા મનુષ્ય સરખા અમુક વાર પોતે બધાથી અલગ છે. તે અન્ય પોતાનાથી અલગ છે એવી સમજ પણ ઘર ભેગી થતી હોય છે સરવાળે મનુષ્યને એ સમજ સમજાતું જાય છે કે અમુક બાબતે દરેક મનુષ્ય સમાન છે ને અમુક બાબતે વિવિધ મનુષ્ય વિવિધ રીતે વિવિધ એટલે કે અસમાન હોય છે. સમાન શબ્દ રસપ્રદ છે સમાન એટલે પ્રતિબીંબ પરછાયો અને એક બીજાની કરતા પ્રતિકૃતિ તેમને કે Similarity યર્થાથ સામાન્યતા એટલે સમાનતા થાય ને ના પણ થાય. બરાબરીય સરખું હોય એટલે લાયકાત કે હક સમાન ના પણ હોય Equality એટલે સમતા હોય એ જુદી ને પ્રયત્ન વળે સાધવાની હોય તે જુદી છતાંય એક નજર વસ્સ્તવીક્તા મોટા ભાગે સૌના ધ્યાન બહાર જાય છે કે ન્યાય ને સમાનતા નોખો મામલો છે સમતોલન હોવું તે જાળવવું એ પ્રયોગ ને એક સ્થાન હોવું ને કરવું એ સુમેળ સાધવો સમાનતાને ન્યાય બંને સાથે સબંધ ધરાવે છે. એકબીજા ને પૂરક સૂળ એકબીજાથી વિરુદ્ધ સુર ને એકસમાન સુલ એમ ત્રણ દિશા હોય છે. હારમણિ એટલે કે સુલમેલાપ કેવળ સમાનતાથી સમાનતાથી ના સર્જાય કે કેવળ ન્યાયથી જ સર્જાય દંડ ને ઇનામ એવી બે વ્યવસ્થા આધુનિક કે પ્રાચીન તમામ સમાજમાં જોવામાં આવે છે. Plus કરે એ પૂર્ણય ને Minus કરે એ પાપ સ્વર્ગ ને નર્ક સપર્ધામાં કર્મ અપાય છે સંસકાર મોટા નાના નાનાનું ને સારો ખરાબ નો ભેદ શીખવે છે મનુષ્ય ન્યાય મેળવવા અસમાનતા સર્જે છે શુંવાદિતતાની સ્થાપના માટે અસમતા સર્જે છે મનુષ્ય એ જ અધયાત્મિક એવમ યોગિત નજરે સંસારની સંપૂર્ણ

સમય ની સાપેક્ષા Harmonist થવું પડે જો કે ત્યારે થાય જે જયારે આપણે સમયના એક અંતરાલનું સંદર્ભ Harmony સમજીએ છીએ સમયના એક અંતરાલના સંદર્ભ કરેલી Harmony ની વ્યાખ્યા Comady કરે અને

ખુબ જ લાંબો લીધો હોય છે. જોકે મનુષ્ય વિચારી વિચારીને એટલી લાંબુ વિચારે એ સવાલ છે લાંબુ વિચારવામાં ઊંડાઈ જતી ના જોઈએ

તો એ મુર્ખામી કહેવાય મહા મનુષ્ય હોઉં કે બહુ દૂરનું વિચારે સકતા હોય છે. દૂરનું એટલે દૂરથી જે બહારનું કે ઉપરનું દેખાય એટલું જ એમ નહિ એટલે એક કે બહુ તો બે પરિણામમાં ઊડતું ઉડતું Thinking ના ચાલે ચોથા પરિમાણ સમયમાં એ મહા મનુષ્ય કરતા પણ દૂરનું વિચારી શકે. ઋષિને અંગ્રેજી માં શિયળ કહે ઋષિ તો અત્યંત દૂરનું જોઈ શકે અને મહા ઋષિઓ જેને મહાદેવ કહે છે એ એ સાચા ત્રીકલ્પ જ્ઞાની એ સાચી એટલે કે પૂર્વ આર્મની જાણે છે. ન્યાયને સમાનતા માટે ની આદિ ને અંતિમ ધારાધોરણ નક્કી કરી શકે છે. મનુષ્યના શરીરમાં બેહાથ ને બે પગ હોય છે. બે આંખને બે કાન હોય છે. બે નશકારો ને બે હોઠ હોય છે. મનુષ્યને જોડીને શિશુ શિશુ અવ્યવથા વ્યવથા થી જ મહા વાળો મળે છે જન્મે ત્યારથી જાણતા ને અજંતા મનુષ્યને મન તથા મગજ માથા ના બે વચ્ચે પશંદગીનુ આસંતોલન અનુભવે છે ત્યાં સામાનના તે છતાં અસમાનતા છે વારાફરથી એટલે પહેલું ને બીજું થાય અસમાનતા ને અસમતોલન સાથે અસમાનતાને અન્ય સાથે ન્યાય પિતાને માતા ગુચ વાળા વચ્ચે અનિષ્ઠ અનિર્ણક વયાત્મક મન દોષ થાય પોતાના વ્યક્તિ વિવેક પેદા થાય કે મોટો થાય ઉમ્મર તથા મનુષ્ય પોતાના મગજ કે તદ્દન નજીક નું વિચારી શકે છે. કે નાસકારો બે છે પણ ગાયક એક છે આખા બે છે પણ દ્રશ્ય એક જ છે કાન બે છે પણ સાંભળે છે એક જ જીભ બે નથી મુખ તંગ એક જ છે નાભિ એક જ છે મળદ્વાર એક જ છે શરીર એક જ છે મગજ બે છે પણ એક પણ મન એક સમયે એક જ કાર્ય કરતુ હોય છે સુપુષ્ઠ મન મન શિવાય ગણો તો મન બે છે પણ આત્મા એક જ છે. ગૌતમબુદ્ધ મધ્યમ માર્ગ ગૌતમબુદ્ધ મધ્યમ માર્ગ પર ભાર મુકતા એ વિષયમાં પાઠ્યપુસ્તક્ને શિક્ષકો મધ્યમ શબ્દોને

ભાવ સાધન વગર જીવવું એ બે વચ્ચે નો માર્ગ ફેરવો એમ કે તો એ પછી શુ શૂન્ય

મોટી આ વાત કે કોઈ માટે ની વાત છે. સર્વે મનુષ્ય માટે મધ્યતા આદર્શ છે. આવા સવાલોનો ઉત્તર માટે Equality સમજવા પડે પોતાના જીવનમાં બે સુસ્તરના સર્વમાં સામાન્ય ઉપદેશમાં શાંતિ ક્યારે મળે તે સંતોષ ક્યારે મળે કાયમ ની સ્થિરતા મળે કે

શાંતિ સંતોષ એ માધ્ય માર્ગની વાત છે મહાદેવ શાંતિ તથા સંતોષ પચાવીને બેઠા છે. દેવ ને દાનવને એક દ્રષ્ટિ જોનાર મહાદેવ સમાન કરનાર છે ને શંકરને સસીઘર કહેવાય છે. બહુમત ગુજરાતી જાણે છે કે શભુને સોમનાથ કહેવાય છે સોમેશ્વર કહો કે ચંદ્રમૌલી શિવજીના માથે સસાંક છે બીજાનો ચંદ્ર ચંદ્રેશેખર એટલે મેહાદેવઃ ને શિવશેખર એટલે ચન્દ્ર. ચન્દ્રનું એક નામ છે સમર્શક એટલે કે રસરગ માથે જેની મૈત્રી છે તે સમરણ સાથે જ તેની દોસ્તી છે કે તે શીવ શિવમિની સ્તોત્રમાં

ચંદ્ર Memory વડે ચંદ્ર memory વડે જીવનને સુખ કે દુઃખ ને નવું દુઃખ અનુભવવાની સ્વતંત્રતા આપે છે. ચંદ્રશેખરને શિવશેખર બંને એકમેક સાથે જોડાયેલા છે. અવીભાજ્ય અવયવો ની રીત તે કયા હતી એજ મેથડ છે અવીભાજ્ય અવયવો ની રીત હવે બીજી કઈ છે ભાગાકાર ની રીત આમાં જે ભાગાકાર ની રીત લખી એજ છે

લોંગ ડિવિજન ની અંદર પેલું ચોથું પણ એક રીત આપડે જોઇસુ જેને આપડે કાઈસુ ડિફરન્સ મેથડ એટલે ગુજરાતી માં એને તફાવત ની રીત ચાર રીત થી હું તમને ગુસા મેરવતા સીખવાડીસ એમ સૌથી ઈસી રીત કી છે ખબર છે તફાવત ની રીત કઈ હસે તફાવત ની રીત બરોબર પરીક્ષા માં આજ મેથડ થી દાખલો ગણવાનો એકદમ ઈસીલી સોલ્વ થાય જાય અત્યાર આપડે શરૂ કરીએ છીએ ગૂસા ના એકઝામ્પલ કે ગૂસા ના એકઝામ્પલ છે એને કેટલી રીતે ગણી સકાય તો જોવો પેલો એકઝામ્પલ છે આ સંખ્યા લીધી છે એકદમ ઈસી

શું કરતતા આમાં તો કે પંદર ના અવિભાજ્ય અવયવો કયા કયા હતા હવે આપદને ઈ ખબર છે પંદર ના અવિભાજ્ય અવયવો પંદર ને પેલા કેટલા થી ભાગવાનું ત્રણ થી ત્રણ પાંચ પંદર હવે પાંચ ને પાંચ થી ભાગી દય તો પાંચ ચોક હ તો હવે શું મડયા મને ત્રણ ગુણ્યા પાંચ બરોબર પછી વીસ ના અવયવો પાડીએ વીસ ને કોણ થી ભાગસું સૌથી પેલા બે થી ભાગે બે ગુણ્યા દસ બરાબર હજુ દસ મડીયા એને બે થી ભાગો તો કેટલા આવસે બે પાંચ દસ અને પાંચ ને પાંચ થી ભાગો એટલે કેટલા આવસે એક તો વીસ ના અવિભાજ્ય અવયવો કેટલા મડિયા બે ગુણિયા બે ગુણીય પાંચ અને હજી એ આગળ લખીએ તો બે ગુણીય બે એટલે બે નો વર્ગ ને ગુણીય પાંચ લસાઅ માટે સુ કરતાં તા જે સામાન્ય અવયવ હોય એમ જે મોટો અવયવ હોય ઈ લેતા તા આય એના કરતાં ઊંધું છે અને સાથે સાથે લસાઅ માં સુ કરતાં સામાન્ય જે અવયવો હોય ઈ લેવાનો પણ જે વધારાનું હોય ઈ પણ સાથે સાથે ગુણાકાર માં લખતા તા આય ધ્યાન રાખવાનું ઈ છે કે બને માં સામાન્ય હોય ઈ લેવાનું છે સુ લેવાનું છે સામાન્ય પણ એમ મોટા માં મોટી ઘાત વાડી સંખ્યા લખતા તા મોટી નથી લખવાની નાના માં નાની ઘાત વાડી સંખ્યા લખવાની છે બને માં સામાન્ય કોણ છે આય પાંચ છે આય પણ કેટલા છે પાંચ તો બને સરખા છે આય બી પાંચ ત્યાં બી પાંચ તો આય લખી દઈ હવે આય ને આય બીજું કી સામાન્ય છે તો કે નથી

એકદમ એસી કોઈ માથા કૂટ નય તો આ હતી અવિભાજ્ય અવયવો ની રીત હવે નેક્સ્ટ કઈ રીત જોંવાણી છે આપડે ભાગાકાર ની રીત કઈ ભાગાકાર ની રીત આ જે લાસઅ માં જોઈતી ઈ આને તમે બીજું કાય સકો લસાઅ ની રીતે ગુસઅ સોધી સકો લસાઅ ની રીતે ગૂસાઅ તો શું કરવાનું બને ને સાથે લખી દયો પંદર અને ડેસ્ક કરીન વીસ એના ભાગશું અન્ય ભાગાકાર માં ખાસ ધ્યાન રાખવાનું છે

તો જોવો બે થી વીસ ને ભગી સકે પંદર ને નો ભાગી સકે એટલે ઈ કોમોન ના થયું ત્રણ થી પંદર ને ભાગી સકે પણ વીસ ને ભાગી સકે ને ચાર તો લેવા ના જ ને કેમકે અવિભાજ્ય અવયવો નથી પાંચ કેટલા લેવાના પાંચ પાંચ થી જોવો પંદર ને પણ ભાગી સકે ને વીસ ને પણ ભાગી સકે તો પાંચ થી ભાગાકાર કર તો હવે પાંચ થી પંદર ને ભાગસૉ એટલે કેટલા આવસે પાંચ તરી પંદર પાંચ થી વીસ ને ભાગસૉ એટલે પાંચ ચોક વીસ હવે નીચે મળ્યા તમને ત્રણ અને ચાર હવે આ ત્રણ અને ચાર બને ને ભાગી સકે એવો સામાન્ય અવયવ ખરો કોઈ તો બે થી તો નો ભાગે ત્રણ થી બી ના ભાગે પાંચ થી બી નો ભાગે એટલે કે ત્રણ અને ચાર ને ભાગી સકે એવો કોઈ સામાન્ય અવયવ અપડી પાસે નથી બરોબર સામન્ય અવયવ હોય ત્યાં સુધી જ ભાગાકાર કરવાનું સામાન્ય અવયવ ફક્ત કયો પંદર અને વીસ ને ભાગી સકે એવો પાંચ તો મિત્રો આ તમારો ગૂસાઅ થઇ ગયો શુ થઇ ગયું ગૂસાઅ આટલો ફરક છે કે લસાઅ માં લસાઅ માં અને જેટલા મરે એનો ગુણાકાર કરવાનો આય તો સુ કરવાનું છે બને ને ભાગી સકે એવો સામાન્ય અવયવ આય જો આવતો હોત નીચે ત્રણ અને ચાર માં સાદો ભાગાકાર કરે તો પાંચ છે જેનાથી પંદર અને વીસ ભાગાય જાય તો પાંચ વધ્યા ત્રણ ને ચાર ને ભાગી સકે એવો કોઈ કોમોન અવયવ નથી તો આ અપડો સુ થાય ગયો જવાબ થાય ગયો તો આગળ જઈએ એ આને આજ દાખલ ને હવે આપડે કોણ થી ગણવો છે ત્રીજી રીત થી ત્રીજી રીત કઈ છે લાંબા ભાગાકાર ની રીત લોંગ ડિવિજન મેથડ એમ શું કરવાનું ખબર છે આય સંખ્યા છે પંદર અને વીસ કાય કાય સંખ્યા ઑ છે પંદર અને વીસ બે સંખ્યાઑ હોય ત્યારે મોટી સંખ્યા ઑ છે મોટી સંખ્યા કઈ છે વીસ એને નાની સંખ્યા પંદર થી ભાગો કોણ થી ભાગો પંદર થી આય તો બૌ ભાગાકાર કરવાના હે તો વીસ ને પંદર થી ભાગો આય સાઇડ માં હું ભાગફળ લખિસ

આપડે ભાગકાર ત્યાં સુધી કરવાનો છે જ્યાં સુધી શેસ જીરો ના થાય જાય પણ આય તો પાંચ વધ્યા હવે સુ કરવાનું હવે સુ કરવાનું આય ભાગીને કેટલું થયું પંદર હવે આ પંદર ને પાંચ વડે ભાગવાનું એટલે આ પંદર ને ઉપાડીને પંદર ને આય ઉપાડીને મૂકી દીઓ આ પંદર ને આય લઈ લીધા હવે આ પંદર ને પાંચ વડે ભાગો એટલે પંદર ભાગ્ય પાંચ કરો એટલે ભાગ કેટલો ચાલસે પાંચ થી પંદર

હવે ત્રીજી ની ચોથી સોરી રીત જોઈએ તફાવત ની રીત કઈ રીત તફાવત

એટલે આપડે ગૂસાઅ મળી ગયો પાંચ અને પાંચ હજુ તમને આ રીત મા તમને આવી ગય તો આ ચોથી રીત તમને મજા આવે એવી રીત છે તફાવત ની રીત બરોબર તમને એવું થસે કે આ ભાગકાર અને તફાવત બે સંખ્યા માંતો આવડી ગયું પણ ત્રણ સંખ્યા માં સુ કરવાનું ચિંતા નો કરો દાખલો આપડે ગણીએ એટલે ક્લિયર થાય જસે આગડ વધી હવે નેક્સ્ટ એક્જામ્પલ તરફ જોવો નેક્સ્ટ એક્જામ્પલ શું છે ત્રીસ ચાલીસ અને પચાસ નો ગૂસાઅ મેળવો હવે આય હું તમેં એવું કાવ છું પેલી બે રીત કરવાની જરૂર નથી ડાઇરેક્ટ આપડે ત્રીજી અને ચોથી રીત થી જોઈએ

બે સંખ્યા હોય ત્યારે મોટી સંખ્યા ને નાની સંખ્યા વડે ભાગો ત્રણ સંખ્યા હોય ત્યારે સૌથી મોટી સંખ્યા સૌથી મોટી સંખ્યા કઈ છે અયા પચાસ પચાસ ને એના થી નાની સંખ્યા આ ચાલીસ છે એના વડે ભાગો પચાસ ભાગ્ય કેટલા કરવાના છે ચાલીસ તો ચાલીસ એકા ચાલીસ પચાસ માંથી ચાલીસ જાય તો કેટલા વધે દસ શેષ વધી વધી કે નય તો શું કરવાનું આ ચાલીસ ને ભાગી સુ આપડે ચાલીસ ને કોણ વડે ભાગીસુ દસ વડે તો સુ થસે દસ ચોક ચાલીસ શેષ કેટલી થાય ગઈ જીરો શેષ જીરો થાય જાય ત્યાં જે અઅપડો ભાજક હોય ઈ અપડો હોય ગૂસાઅ હોય પણ આ તમારો ફાઇનલ જવાબ નથી કેમકે તમે પાંચસ ને ચાલીસ થી ભાગ્ય તો બેજ સંખ્યા થઈ તો આ દસ જે મળ્યા તો ઈ મને ચાલીસ અને પાંચસ નો ગૂસાઅ મળ્યો હવે મરી પાસે સંખ્યા વધેલી છે ત્રીસ

અને બાકી ની જે સંખ્યા મોટી હોય એને એની નાની સંખ્યા થી ભાગવાનું તો મોટું કોણ છે ત્રીસ એને દસ વડે ભાગો તો ત્રીસ અને ગૂસાઅ આપદને મળી યો તો દસ એટલે ત્રીસ ને દસ વડે ભાગસું તો મજા આવી ગઈ દસ તરી ત્રીસ થાય ગઈ શેષ કેટલી મળી જીરો જીર તો ભાજક કેટલો છે દસ તો આ મને શું મળી ગયો ફાઇનલ ગુસઅ મળી ગયો કોનો કોનો તો કે ત્રીસ ચાલીસ અને પચાસ નો ગૂસાઅ કેટલો આવસે દસ આન્સર આવી ગયો તો આનો આ દાખલો સાહેબ તફાવત ની રીત થી ગણવા હોય તો ચિંતા શું કામ કરો છો આપડે ગણી નાખીએ જો આમાં તો એની કરતે મજા આવસે ત્રીસ ચાલીસ અને પચાસ તફાવત જોવાનો છે જો ત્રીસ અને ચાલીસ નો તફાવત દસ ચાલીસ અને પાંચસ નો તફાવત દસ બરોબર પેલી બીજી સંખ્યા નો તફાવત દસ બીજી ત્રીજી સંખ્યા નો તફાવત દસ હવે પેલી અને ત્રીજી સંખ્યાનો તફાવત પણ લેવાનો ત્રીસ અને પાંચસ નો તફાવત કેટલો આવસે વીસ દસ દસ અને વીસ આ ત્રણ તફાવત આવે આ બે તફાવત તમાર લેવાના હોય બરોબર

તો દસ ઈ નાનો તફાવત છે ઈ નાનો તફાવત લેવાનો છે